લીબરઓફીસ ડ્રો માં ઓબ્જેક્ટો સાથે કામ કરવા પરના આ સ્પોકન ટ્યુટોરિયલમાં તમારું સ્વાગત છે
આ ટ્યુટોરીયલમાં તમે શીખશો ઓબ્જેક્ટને કટ કોપી પાસ્તે કરવું
હેન્ડલ્સની મદદથી ઓબ્જેક્ટોને ગતિશીલ રીતે માપ બદલવું ઓબ્જેક્ટો ગોઠવવા
ઓબ્જેક્ટો ને જૂથ અને જૂથવિહીન કરવા જૂથમાં વ્યક્તિગત ઓબ્જેક્ટોને એડિટ કરો એક જૂથ અંદર ઓબ્જેક્ટો ખસેડો અહીં આપણે ઉબુન્ટુ લિનક્સ આવૃત્તિ 1004 અને લિબ્રિઓફિસ સ્યુટ 334 આવૃત્તિ વાપરી રહ્યા છીએ
ફાઈલ જે આપણે ડેસ્કટોપ પર સંગ્રહ કરી હતી તે ખોલો
હવે આ ડ્રોઈંગમાં ત્રણ વધુ વાદળો કોપી અને પેસ્ટ કરો
પ્રથમ વાદળ પસંદ કરો પછી કોન્તેક્ષ્ટ મેનૂ જોવા માટે જમણું ક્લિક કરો અને કોપી પર ક્લિક કરો
પછી કર્સર પેજ ઉપર મુકો કોન્તેક્ષ્ટ મેનૂ માટે ફરીથી જમણું ક્લિક કરો અને પાસ્તે ઉપર ક્લિક કરો
પરંતુ આપણે માત્ર એક વાદળ જોઈ શકીએ છીએ
આપણે કોપી અને પેસ્ટ કરેલ વાદળ ક્યાં છે
કોપી કરેલ વાદળ મૂળ વાદળના ટોચ પર પેસ્ટ થયેલ છે
વાદળને પસંદ કરો અને તેને ડાબી બાજુએ ખસેડો
એ જ રીતે એક વધુ વાદળ બનાવીએ
વાદળ પસંદ કરો કોન્તેક્ષ્ટ મેનૂ માટે જમણું ક્લિક કરો અને કોપી પર ક્લિક કરો
કોન્તેક્ષ્ટ મેનૂ માટે ફરીથી જમણું ક્લિક કરો અને પાસ્તે ઉપર ક્લિક કરો
હવે કોપી કરેલ વાદળ પસંદ કરો અને તેને ડાબી તરફ ખસેડો
ઓબ્જેક્ટોની નકલ બનાવવા માટે આપણે શોર્ટકટ કીઝ પણ વાપરી શકીએ છીએ
ઓબ્જેક્ટને કોપી કરવા માટે Ctrl સી ઓબ્જેક્ટને પેસ્ટ કરવા માટે Ctrl વી ઓબ્જેક્ટને કટ કરવા માટે Ctrl એક્સ વાદળને પસંદ કરો અને CTRL અને સી કીઝ એકસાથે દબાવો
વાદળ કોપી થયેલ છે
પેસ્ટ કરવા માટે CTRL અને વી કીઝ એકસાથે દબાવો
હવે વાદળ પસંદ કરો અને તેને ઇચ્છીત સ્થળે ખસેડો
આ ટ્યુટોરીયલ અટકાવો અને આ અસાઈનમેન્ટ કરો
ડ્રો ફાઈલમાં બે પેજ ઉમેરો
પેજ એક પર બે ઓબ્જેક્ટો દોરો
પેજ એક પરથી પેજ બે પર ઓબ્જેક્ટ કોપી કરો
કોપી કરેલ ઓબ્જેક્ટ ક્યાં મુકવામાં આવેલ છે તે ચકાસો
ઑબ્જેક્ટ કટકરો અને તેને પેસ્ટ કરો
તમે આ હેતુ માટે શોર્ટકટ કીઝ વાપરી શકો છો
ચકાસો કે ઓબ્જેક્ટની કોપી બનેલ છે જયારે તમે તેને કટ કરો છો
આ વાદળનું કદ ઘટાડીએ
તો પ્રથમ તેને પસંદ કરો હવે હેન્ડલ્સ દૃશ્યમાન છે
આગળ એક હેન્ડલ્સ પર કર્સર મુકો જ્યાં સુધી એરોહેડ્સ દૃશ્યમાન ન થાય
હવે ડાબુ માઉસ બટન દબાવી રાખો અને વાદળ નાના બનાવવા માટે એરો ને અંદરની તરફ ખેંચો
તેને મોટું કરવા માટે એરો ને બહાર ખેંચો
આ એરો લાંબો કરવા માટે પ્રથમ તેને પસંદ કરો
હવે કોઈ એક હેન્ડલ્સ ઉપર કર્સરને ખસેડો
નીચેના વર્ગ સાથે એક ચોરસ સાથે એક નાનો પારદર્શક એરો કર્સર ટોચ પર દેખાય છે
હવે કિબોર્ડ પર Shift કી દબાવો ડાબુ માઉસ બટન દબાવી રાખો અને એરોના હેન્ડલ ની મદદથી તેને નીચે ખેંચો
જો તમે Shift કી પણ દબાવો છો તો ઓબ્જેક્ટનું માપ બદલવું ખૂબ સરળ છે
ઑબ્જેક્ટના હેન્ડલ્સ દ્વારા માપ બદલવાને ડાયનામિક રિસાઈઝિંગ કહેવાય છે
આનો અર્થ છે કે આપણે ચોક્કસ માપનો ઉપયોગ નથી કરતા
ચોક્કસ માપથી ઓબ્જેક્ટનું માપ બદલવું એ આપણે પાછળના ટ્યુટોરિયલમાં શીખીશું
એ જ રીતે લંબચોરસની પહોળાઇ વધારીએ
લંબચોરસ પસંદ કરો કીબોર્ડ પર Shift કી દબાવો અને ઉપર તરફ ખેંચો
ડ્રો વિન્ડોની તળિયે આ સ્ટેટસ બારને જુઓ
નોંધ લો કે જ્યારે આપણે લંબચોરસનું માપ ફરીથી બદલીએ છીએ તો પરિમાણો બદલાય છે
સ્ટેટસ બાર ઑબ્જેક્ટનું સ્થાન અને પરિમાણમાં થતા ફેરફારને દર્શાવે છે
હવે વાદળો અને સૂર્યને અહીં દર્શાવવામાં આવેલ છે તે પ્રમાણે ગોઠવીએ
વાદળો ઓળખવા માટે તેમને ડાબેથી જમણી તરફ નંબરો આપીએ 1 2 3 4
નંબરો દાખલ કરવા માટે આ વાદળ પસંદ કરો ડબલ ક્લિક કરો અને 1 ટાઇપ કરો
તેવી જ રીતે અન્ય વાદળોને પણ નંબર આપો
હવે ચાલો વાદળ 4 પસંદ કરો અને તેને સૂર્ય પર મૂકો
તેને સૂર્ય પાછળ મોકલવા માટે કોન્ટેક્ષ મેનૂ માટે વાદળ પર રાઇટ ક્લિક કરો
એરેન્જ પર ક્લિક કરો અને સેન્ડ બેકવર્ડ પસંદ કરો
વાદળ 4 હવે સૂર્ય પાછળ છે
સેન્ડ બેકવર્ડ હાલના ઓબ્જેક્ટથી એક સ્તર પાછળ મોકલે છે
હવે વાદળ 3 પસંદ કરો અને તેને સૂર્ય ઉપર મૂકો
કોન્ટેક્ષ મેનૂ માટે માટે જમણું ક્લિક કરો એરેન્જ પર ક્લિક કરો અને સેન્ડ ટીઓ બેક પસંદ કરો
વાદળ 3 હવે સૂર્ય અને વાદળ 4 બંનેના પાછળ છે
સેન્ડ ટીઓ બેક ઓબ્જેક્ટને છેલ્લા સ્તર પર મોકલે છે
સ્લાઇડમાં દર્શાવ્યા પ્રમાણે હવે વાદળોને ગોઠવવું સરળ છે
ચાલો વાદળ 4 પસંદ કરીએ કોન્ટેક્ષ મેનૂ માટે જમણું ક્લિક કરો એરેન્જ પર ક્લિક કરો અને બ્રિંગ ટીઓ ફ્રન્ટ પસંદ કરો
બ્રિંગ ટીઓ ફ્રન્ટ ઓબ્જેક્ટને પ્રથમ સ્તર ઉપર લાવે છે
પછી વાદળ 3 પસંદ કરો કોન્ટેક્ષ મેનૂ માટે જમણું ક્લિક કરો એરેન્જ ક્લિક કરો અને બ્રિંગ ફોરવર્ડ પસંદ કરો
બ્રિંગ ફોરવર્ડ ઑબ્જેક્ટને એક સ્તર આગળ લાવે છે
હવે વાદળ 2 પસંદ કરો અને તેને વાદળ 1 પર મૂકો
વાદળો સ્લાઇડ માં બતાવ્યા પ્રમાણે ગોઠવાયેલ છે
આગળ વાદળો ના નંબરો રદ કરો
આ કરવા માટે વાદળ પસંદ કરો અને ડબલ ક્લિક કરો
પછી નંબર પસંદ કરો અને કીબોર્ડ પર ડીલીટ કી દબાવો
આ અસાઇનમેન્ટ માટે ટ્યુટોરીયલ અહીં અટકાવો
વર્તુળચોરસ અને સ્ટાર દોરો અને તેમને નીચે દર્શાવ્યા પ્રમાણે મુકો
દરેક ઑબ્જેક્ટ પસંદ કરો અને એરેન્જ મેનુ માંથી દરેક વિકલ્પ લાગુ પાડો
તપાસ કરો કે દરેક વિકલ્પ માટે આકૃતિની વ્યવસ્થા કેવી રીતે બદલાય છે
સ્લાઇડ્સ પર બતાવ્યા પ્રમાણે હવે ઓબ્જેક્ટ મુકો અને બ્રિંગ ટીઓ ફ્રન્ટ અને સેન્ટ ટીઓ બેક ચેક કરો
આગળ આ સ્લાઇડ માં બતાવ્યા પ્રમાણે વોટર સાયકલ આકૃતિ અંદર વૃક્ષો ઉમેરો
આપણે બ્લોક એરો અને એક્સ્પ્લોઝ્નની મદદથી વૃક્ષ દોરીશું
ઇન્સર્ટ અને પછી સ્લાઇડ ઉપર ક્લિક કરી આ ડ્રો ફાઈલમાં એક નવું પેજ ઉમેરીએ
આ આપણી ફાઈલમાં એક નવું પેજ ઉમેરશે
વૃક્ષના થડને દોરવા માટે ડ્રાઇંગ ટૂલબાર માંથી બ્લોક એરોઝ પસંદ કરો
ઉપલબ્ધ આકારો જોવા માટે નાના કાળા ત્રિકોણ પર ક્લિક કરો અને સ્પ્લિટ એરો પસંદ કરો
પેજ પર કર્સર મૂકો ડાબુ માઉસ બટન દબાવી રાખો અને નીચે અને કિનારીની તરફ ડ્રેગ કરો
તમે બે શાખાઓ સાથે વૃક્ષ નું થડ દોર્યું છે
ચાલો શાખા માટે પાંદડા ઉમેરિયે
ડ્રાઇંગ ટૂલબારમાંથી સ્ટાર્સ પસંદ કરો
પછી નાના કાળા ત્રિકોણ પર ક્લિક કરો અને એક્સપ્લોઝન પસંદ કરો
હવે ડ્રો પેજ પર જાઓ એરોની ડાબી શાખા પર કર્સર મુકો ડાબુ માઉસ બટન દબાવી રાખો અને આકાર દોરવા ડાબી તરફ ડ્રેગ કરો
તો આપણે વૃક્ષ માટે પાંદડા ઉમેર્યા છે
આપણે આ આકાર વૃક્ષની જમણી શાખામાં પણ કોપી કરીશું
આકાર પસંદ કરો
કીબોર્ડ પર કોપી કરવા માટે Ctrl સી કીઝ દબાવો
પછી પેસ્ટ કરવા માટે CTRL વી કી ડબાઓ
હવે આકારને વૃક્ષની જમણી શાખા પર ખસેડો
આપણે વૃક્ષ દોર્યું છે
વૃક્ષ પસંદ કરો અને તેને નીચે ખસેડો
ઝાડનું માત્ર થડ નીચે ખસે છે પાંદડા નથી ખસતા
અહીં ત્રી ટ્રંક અને ત્વો લીવ્સ અલગ ઓબ્જેક્ટ તરીકે ગણવામાં આવે છે
ચાલો ઝાડનું થડ જ્યાં હતું ત્યાંથી પાછળ ખસેડીએ
ચાલો જાણીએ કે ત્રી ટ્રંક અને ત્વો લીવ્સ ને એક એકમ માં કેવી રીતે જૂથ કરવું
જુથમાં કોઈપણ ફેરફાર તે જૂથના બધા ઓબ્જેક્ટો પર લાગુ પડશે
પ્રથમ પેજ પર ક્લિક કરો જેથી કોઈ પણ ઓબ્જેક્ટ પસંદ ન થશે
પછી ડ્રોઇંગ ટૂલબાર માંથી સિલેક્ટ પર ક્લિક કરો
કર્સરને પેજ ઉપર ખસેડો અને પેજ પર ક્લિક કરો
હવે ડાબુ માઉસ બટન દબાવો અને ડ્રેગ કરો જેથી બધા ઓબ્જેક્ટ્સ પસંદ થાય
તમે ડોટેડ લંબચોરસ જોશો
ખાતરી કરો કે વૃક્ષના તમામ ઓબ્જેક્ટ્સ આ લંબચોરસ અંદર પસંદ થયા છે
વૈકલ્પિક રીતે તમે Shift કી દબાવી અને પછી દરેક ઓબ્જેક્ટ પર ક્લિક કરી બે અથવા વધુ ઓબ્જેક્ટ પસંદ કરી શકો છો
કોન્ટેક્ષ મેનૂ માટે જમણું ક્લિક કરો અને ગ્રુપ પસંદ કરો
હવે વૃક્ષ પર કોઈપણ ઑબ્જેક્ટ પર ક્લિક કરો
હેન્ડલ્સ એ રીતે દેખાય છે જેમ કે તેઓ એક ઓબ્જેક્ટનો ભાગ છે
આ ઓબ્જેક્ત્સ હવે એક યુનિટ તરીકે ગણવામાં આવે છે
તેમને અલગ ઓબ્જેક્ટ તરીકે જૂથમાંથી કાઢવા માટે વૃક્ષ પસંદ કરો જમણું ક્લિક કરો અને અનગ્રુપ પસંદ કરો
ઓબ્જેક્ત્સ હવે જૂથ વિનાના છે અને ત્રણ અલગ ઓબ્જેક્ત્સ તરીકે ગણવામાં આવે છે
તેમને ફરીથી જૂથમાં કરો
Shift કી દબાવો અને એક પછી એક ઓબ્જેક્ટ પસંદ કરો
જમણું ક્લિક કરો અને ગ્રુપ પસંદ કરો
ચાલો પહેલા પેજ પર વૃક્ષ કોપી કરીએ જે આપણું મુખ્ય ડ્રોઈંગ પેજ છે
તેથી કોપી માટે Ctrl અને સી
પહેલા પેજ પર ક્લિક કરો અને પેસ્ટ માટે Ctrl અને વી
હવે ધારો કે આપણે જૂથ અંદરના એક ઓબ્જેક્ટને એડિટ કરવું છે
આપણે શું કરીશું
હું ઓબ્જેક્ટ ને જૂથમાંથી કાઢી તેને ફરીથી જૂથમાં લાવવા વગર આ કરવા માટેનો એક સરળ રસ્તો બતાવીશ
ગ્રુપ પસંદ કરો અને કોન્ટેક્ષ મેનૂ માટે જમણું ક્લિક કરો
Enter ગ્રુપ પસંદ કરો
નોંધ લો કે આ જૂથની બહાર આવેલા બધા ઓબ્જેક્ત્સ નિષ્ક્રિય કરેલ છે
માત્ર જૂથની અંદરના ઓબ્જેક્ત્સ જ એડિટ થઇ શકે
ઉદાહરણ તરીકે વૃક્ષની જમણી બાજુ પર પાંદડા પસંદ કરો અને કદ ઘટાડો
આ અન્ડું કરી આગળ વધવા માટે Ctrl ઝ દબાવીએ
હવે આપણે વૃક્ષનું કદ ઘટાડવું જોઈએ જેથી તે વોટર સાયકલ ડ્રોઈંગ અંદર બંધબેસે
તો આપણે જૂથનું એડિટ મોડ બંધ કરવું પડશે
જૂથ બંધ કરવા માટે જમણું ક્લિક કરો અને એક્સિટ ગ્રુપ પસંદ કરો
આપણે હવે જૂથ માટે એડિટ મોડમાંથી બહાર છીએ
વૃક્ષ પસંદ કરો અને કર્સરને જમણાં તળિયેના હેન્ડલ ઉપર ખસેડો
કર્સર કદ બદલવાના તીરથી બદલાય ગયું છે
તીર અંદરની તરફ ડ્રેગ કરો
અને આપણે સમગ્ર વૃક્ષનું કદ ઘટાડ્યું છે
ચાલો આ ચિત્રમાં વધુ ત્રણ વૃક્ષો ઉમેરીએ
વૃક્ષ પસંદ કરો અને કોપી કરવા માટે ctrl અને સી અને પેસ્ટ કરવા માટે ત્રણ વખતctrl અને વી
આ વૃક્ષોની ત્રણ કોપી બનાવશે
હવે આપણે તેમને ઇચ્છિત સ્થાન પર ખસેડીશું
બધા વૃક્ષો માટે આ પગલું ભરો
હવે યાદ રાખો દરેક વૃક્ષ ત્રણ ઓબ્જેક્ત્સથી બનાવવામાં આવે છે
દરેક વૃક્ષ પોતે પણ એક જૂથ છે
આપણે ઓબ્જેક્ત્સના જૂથો બનાવ્યા છે
ચાલો હવે ડ્રોઈંગમાં પાણી તત્વ ઉમેરીએ
પાણીની અસર આપવા માટે આપણે લંબચોરસની બાજુમાં એક ત્રિકોણ ઉમેરીશું અને પછી એક વક્ર ઉમેરીશું
ત્રિકોણ દોરવા માટે ડ્રાઇંગ ટૂલબાર માંથી બેસિક શેપ્સ પસંદ કરો
નાના કાળા ત્રિકોણ પર ક્લિક કરો અને રાઇટ ટ્રાયેંગલ પસંદ કરો
તે દોરો અને લંબચોરસની બાજુમાં મૂકો
હવે રંગથી ભરેલું એક વક્ર જળની હલચલ દર્શાવવા માટે દોરો
ડ્રાઇંગ ટૂલબાર માંથી કર્વ પસંદ કરો
હવે ફ્રીફોર્મ લાઇન ફિલ્ડ પર ક્લિક કરો પછી ત્રિકોણની ટોચ પર કર્સર મુકો ડાબુ માઉસ બટન દબાવી રાખો અને તેને નીચે ડ્રેગ કરો
ચાલો વક્ર સમાયોજન કરીએ જેથી તે વહેતા પાણી જેવું દેખાય
ત્રિકોણ અને વક્ર મળીને પાણી બનાવે છે ચાલો તેમને એક ઓબ્જેક્ટ તરીકે જૂથ કરીએ
ડ્રોઈંગ ટૂલબારમાંથી સિલેક્ટ પર ક્લિક કરો
હવે કર્સરને પેજ પર ખસેડો ડાબુ માઉસ બટન દબાવો અને ત્રિકોણ અને વક્રને આવરી લેવા માટે ડ્રેગ કરો
જમણું ક્લિક કરો અને ગ્રુપ પસંદ કરો
હવે આપણે વોટર સાયકલની મૂળ રૂપરેખા બનાવેલ છે
અહીં તમારા માટે બીજું અસાઇનમેન્ટ છે
તમારી જાતે આ ચિત્ર બનાવો
ડ્રો પરનું આ ટ્યુટોરીયલ સમાપ્ત થાય છે
આ ટ્યુટોરીયલમાં તમે ઓબ્જેક્ત્સ સાથે કામ માટેનું મૂળભૂત શીખ્યા
તમે160 ઓબ્જેક્ત્સ કટ કોપી પાસ્તે કરતા હેન્ડલ્સ દ્વારા ગતિશીલ રીતે ઓબ્જેક્ત્સના માપ બદલતા ઓબ્જેક્ત્સ ગોઠવતા ઓબ્જેક્ટો ને જૂથ અને જૂથવિહીન કરતા જૂથમાં વ્યક્તિગત ઓબ્જેક્ટોને એડિટ કરતા એક જૂથ અંદર ઓબ્જેક્ટો ખસેડતા શીખ્યા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
જોડાવા બદ્દલ આભાર